અ ગ્રીન કલરસ ના અ આ ઝાડ દેખાય છે એક ઘર દૂર દૂર થોડી જમીન પણ છે અને એમાં એક ઘર પણ દેખાય છે.

સાથે ફ્લાવર્સ ના પ્લાન્ટ ના કુંડા પણ પડ્યા છે એમજ કુંડા બી પડ્યા છે બધા --

અને ત્યાં અમ હેંગિંગ કુંડા બી પડ્યા છે.

બે ભાઈ એમને અ દેખાડે છે કેવું કર્યું છે એમણે.

ગેટવે કર્ણાટકનું બોર્ડ દેખાય છે એમાં બે માણસો દાખલ થાય છે સાથે સામે ત્યાં એક --

એક ઘર દેખાય છે ઘરની બહાર આંગણમાં એક ગાડી ઉભી છે ઘણા બધા પ્લાન્ટ્સ પણ છે.

એક અ જમ્પિંગ છે જેમાં છોકરાઓ ઘણા બધા જમ્પિંગ કરી રહ્યા છે અને ઘણા બધા માણસો મેળા માં આવ્યા છે જે બધા એન્જોય કરે છે.

એક નર્સરી દેખાય છે જેમાં નાના-મોટા ઘણા પ્લાન્ટસ આ આવેલા છે એક ટેબલ છે અને ત્યાં એક અંકલ કામ કરી રહ્યા છે.

કાર નો શોરૂમ છે જ્યાં નાની મો અહ મોટી એક બ્રાઉન કલર ની કાર છે બાજુમાં એક વ્હાઇટ કલર ની કાર છે.

આ આવેલા છે જ્યાં ઝાડની નીચે વ્હાઇટ અને રેડ કલર થી આખા કલર કરેલા છે.

સાઇડ મા રેડ કલર ના ફ્લાવર અને લિવ્સ દેખાય છે પાછળ મોટા-મોટા ઝાડ છે જેના પર લાલ કલર લાગેલા છે.

એક નર્સરી છે જ્યાં બાજુમાં વાઈટ કલર નો એક રૂમ આવેલો છે.

એમાં અલગ અલગ પાંચ પેપર્સ ન્યુઝ પેપર્સ રાખેલા છે એની બાજુમાં બ્લેક કલર્સ ના સ્ટેઇર્સ છે.

પિક સેન્ટસ કરીને દુકાન છે જેમાં નાના-મોટા ઘણા પરફ્યુમ બોડી સ્પ્રે બોડી લોશન્સ જેવું દેખાય છે.

એક ઓફિસ દેખાય છે જેના માટે અલગ અલગ નાની નાની કેબીન અલગ અલગ બનાવેલી છે ઉપર એક ફેન દેખાય છે અને ત્યાં--

કાળું બલૂન છે જ્યાં અહ લાલ અને રે અહ કાળા કલર ના બલૂન છે બાજુમાં એક યેલ્લો કલર ના બલૂન છે.

અને બારે બધા ઘણા બધા માણસો બેઠા છે. લીલા કલર ના નાના મોટા ઝાડ દેખાય છે.

ડીઝલ વિતરણ વાહન કરીને એક લાલ કલરનું કન્ટેનર છે.

પ્લેટફોર્મ સાવ ખાલી છે નીચે બે પાટા એક પાટો પાટા દેખાય છે જ્યાં ટ્રેન ઉભી નથી એક લાલ કલર નું પ્લેટફોર્મ છે.

આજુ બાજુ બૌ લીલા કલર ની બધી ઘણી બધી વનસ્પતિ આવેલી છે અને ત્યાં ડુંગરની નીચે પાણીની નદી પણ છે જેમાં ઘણું બધું પાણી છે.

એક રોડ દેખાય છે જ્યાં ઘણા બધા માણસો ઉભા છે જે અ કામ કરનાર મજુર છે તેઓ રોડ બનાવે છે નીચે બધો પાઈપ --

એક ભાઈ ઉભા છે તેમને બ્લુ કલર નું ટીશર્ટ અને ડાર્કબ્લુ કલર નું શોર્ટ્સ પેરેલું છે. હાથમાં પાણીની બોટલ છે અને તેઓ ઉપરથી પાણી પી રહ્યા છે.

કાર નો કાર નો શોરૂમ છે એની ત્યાં ત્રણ કાર પડી છે. એક લાલ કલર ની એક સફેદ કલર ની.

એની પાછળ એક બાઈક છે એની ઉપર એક ભાઈ ઉભા છે.